મારા માટે શું માહિતી આપું તમને

તમારા area માં અમદાવાદમાં rever front છે ને હમ બૌ સરસ જગ્યા છે ફરવા માટે હમ મને લાગે છે કે મેં જોયું કે rever front છે સારું છે પણ ક્યારેય ગઈ નઈ હું.

અમદાવાદ આવાનું થાય તો પછી એકવાર ના હોય તો boyfriend ને friend ને કેવાનું ફરવા લઇ જશે

એને કૌ એકદિવસ જવાનું ના હારું હોય ત્યાં celibrity બધું festival હોય છે ને

હમણાં આવશે અઅ flower શો આવશે

Exect ડેટ તો ખબર નથી પણ આ દસ એક દિવસમાં આવી જશે flower show એ આપડા આમ હોય ને એ જયારે જે ઉત્તરાયણ આવે ત્યારે હોય છે ને હમ તમે free છો

બરાબર ઉત્તરાયણ આવે તો અઅ સુરતથી અમદાવાદ આવો તો કેજો જરૂરથી લઇ જઈસુ.

આવાનું જવાનું તો હોય એક વરસ થઇ ગયું છ મહિના એક વરસ થી નઈ આવી નઈતર એના પેલા તો આઇયા જ રેતી અમદાવાદમાં જ રેતી તી. તો rever front તો બૌ પેલાનો બની ગયો છે. હા પણ મારુ બધું ત્યાં હતું સુરતમાં પણ આઈ આવું બે ત્રણ દિવસ માં આવું પછી સુરત મારા ઘરે જતી રૌ એટલે time ના મળે સાચી વાત સાચી વાત છે ખબર ના પડે હમ ઘણા બધા કામ હોય અમદાવાદના એટલે time મળે જ નઈ એકાદ બે દિવસ માટે આયા આવો એટલે ઘણા બધા કોઈની જોડે ફરવાનું હોય તો કોઈ દોસ્ત નઈ હતો એટલે જ નઈ જઈ શકી

ભાઈને ચાલ family સાથે જાઉં તો એટલું entertainment ના થાય ને બરાબર તો એટલું entertainment ના આવે મજા ના આવે એમની જોડે કેમ ના આવે કોઈ friend હોય કોઈ friend હોય ચાહે bf હોય તો તમે enjoy કરી શકો છો life માં અને મમ્મીને પપાની સાથે જાઉં તો હૂતો market જાઉં જ છું મમ્મી ની સાથે જયારે જયારે કાંઈ લેવું હોયને તો દસ પાંચ મિનિટ લાગે friend ની જોડે દસ મિનિટ પાંચ મિનિટ લાગે છે તો ચાલે છે એ ના બોલે મમ્મી ની જોડે જઇયે પ્પાની જોડે જાઈયે તો પાંચ મિનિટ ને એક મિનિટ થાય તો ફટાફટ કરો ફટાફટ કરો આમ કરે બરાબર એટલે મમમ પપા ની જોડે ક્યાંય ફરવા નઈ જવાનું હોય ના હારું લાગે ના ના એમની જોડેય જવાય કેમ ના જવાય એમની જોડે enjoy કરવાની મજા આવે ના મમ્મી પ્પાની બઉ પાબંધી હોય મારા મમ્મી પપા બઉ જ strick છે. કેમ strick એટલે સુ થાય. મારામાં strick છે મતલબ અમારામાં love merrage અલાઉ નથી એને ખબર પડી જાય કે મારા strick ની જોડે વાત તો એની જોડે

તો મારુ job ઉપોર એ લોકો ના પાડી દેશે.

બઉ સાચવીને રેવું પડે છે મને. સરસ કપડામાં શું પેરવાનું ઘમે છે. કપડામાં તો કૌ તમને normal western westurn top હોય ને western top હોય dress હોય જીન્સ તો વધારે નઈ ગમતી જીન્સ તો minimum જ ઘમે છે બસ આપણું western top હોય. અને dress હોય આ બઉ ગમે છે મને બરાબર કુર્તી હોય. ભારતનું culture

જે મારો friend છે ને એ આપડા યુપીનો છે ને એટલે એને નઈ western top dress પણ હું જબરજસ્તી ક્યારેક કયારેક પેરી લઉં છું એને ખબર નઈ પડતી. બરાબર જીન્સમાંતો કાંઈ વાંધો ના આવે પણ જીન્સમાં વાંધો નઈ પણ આપનો જે ઉપરનો top હોય ને એ short નઈ હોતા કે આપણા dress માં કેવું dress માં પેહન્યુ તો dress માં તો ના body દેખાય પણ પણ આપડા જીન્સમાં કેવું હોય છે shorts હોય છે તો આગળ પાછળ એટલે નઈ ગમતું ઉપર પેરવાના સારા short આવે જ છે ને મસ્ત સરસ મજાના નથી આવતા dress. હા હા એતો આવે જ છે એતો એ પેરવાનું કે છે પણ ઉપોર જે આપણું જે shirt હોય એ બધું હોય ને એ બધું નઈ પેરવાનું જરૂરી નથી કે આપડે એવું short પહેરવું લોન્ગ type ના dress પણ આવે છે ને slim એકદમ long પેરો તો એના પછી જીન્સ પેરો તો ક્યાં સારું લાગે એના પછી તો કુર્તી પેરો તો એના આપડે જીન્સ લેંગી આવે છે ઈ બધું પેરો તો હારું લાગે સાચી વાત છે પણ ગણાનું થયેલું છે ઘણા બધા એવું સારું લાગે હા એતો આપણી આપણી પસંદગી ને જેવું હારું લાગે એ પેહને મતલબ તમને પસંદ નથી એમને ના મને કુર્તી ઉપર જીન્સ નઈ ગમતું કુર્તી ઉપર તો હું લેંગીસ પહેરું જીન્સ હોય તો શર્ટ હોય ઉપર હોય western top હોય બરાબર બરાબર સરસ બીજું બતાઓ તામર મમ્મી પપા શું કરે? પપ્પા છે નાઈ મમ્મી છે ઉંમરલાયક છે ઘરે રે છે. અને ભાભી શું કરે? ભાભી હાઉસવાઈફ. હાઉસવાઈફ જ છે. અને તમારા family માં કોણ કોણ job કરે છે બે જાણ મોટા

બે જણ જણ જ કરે છે ભૈયાને તમે અને તમારા ભાઈને કેટલી છોકરો છોકરી એક બાબલો છે એક બેબી છે. એને તમારો મારો મારો ખબર નથી છે ખરો પણ ખબર નથી કેમ છે પણ તમને ખબર નથી.

એમ કેમ બીજું બોલો

બીજું બોલો તમારું કોઈ સારું એક વાત જણાવું

હમ ચારસો ઓગણચાલીસ માં શું મળે છે? ચારસો ઓગણચાલીસ

ચારસો ઓગણચાળીસ ના recharge માં જે છે ને

તમને એક મિનિટ હો થોડું હા એમાં તમને અઠયાવીસ દિવસ માટે રેસે હમ બરાબર unlimited calling રેસે હમ

અને hundred SMS રેસે

અને હા બરાબર બરાબર અત્યારે યાદ પડ્યું હા બરાબર ફોર થર્ટી નાઈન નું કો છોને તમે એમાં તો નેવું દિવસ માટે છે ત્રણ મહિના માટે unlimited calling છે અને તમે તો તીનસો SMS ઇનમાં data નથી

ત્રણસો પાંસઠ દિવસ સુધી unlimited calling free ત્રણસો પાંસઠ હા એતો ખબર છે મને ઓગણીસો નવ્વાણું વાળું બરાબર એ જાણકારી છે તો એ જણાવોને

આમાં પણ આમાં પણ data તમે ક્યાં વધાર મળે આમાં તો data તો total છસો gb જ જે તમને પેલા કીધું ને એજ છે ને હતો ત્રણસો પાંસઠ દિવસ માટે unlimited છે

હમ આપને જાણકારી આપી દઉં જેમ કે બીજો એક આવે છે અગિયારસો નવ્વાણુનો અગિયારસો નવ્વાણુમાં જેમ કે હું જણાવું છું એ પ્રમાણે હશેને હા ના ના તમે અગિયારસો નવ્વાણું નું જે તમે recharge કો છો ને એતો છે પણ ચૌદસો નવ્વાણુનો પણ એતો ક્યારે થાય છે જયારે તમારું incoming outgoing બંધ થઇ ગયા હોય ને હમ હા તો થાય છે કેમ કે અત્યારે જે તમારો number ઉપર call આવાનું જવાનું બધું બંધ થઇ ગયું છે તમારો call નથી જતો અને incoming call આવે છે તો તમે અગિયારસો નવ્વાણું કરાવશો તો ના થાય. But તમારું call અવાનૂ જવાનું બધું બંધ થઇ ગયા હોયને

તો તમે અગિયારસો નવ્વાણું નું recharge કરાવસોને તો ચૌદસો નવ્વાણું નો benefit તમને અગિયારસો નવ્વાણુમાં મળશે.

હમ એ અગિયારસો નવ્વાણું ના recharge માં જે છે તમને ત્રણસો છત્રીસ દિવસ માટે unlimited calling રેસે અને total ચોવીસ gb data રેસે અને હન્ડ્રેડ SMS per day મળશે તમને. પેલું હમ પેલું જે એકસોને અઠાણું વાળું જે ચાલીસ દિવસ નો data plan છે એ જણાવશો ને એકસો અઠ્ઠાણું વાળું જે recharge છે ને એમાં ચાલીસ દિવસ માટે ટુ gb per day data રેસે આમ calling નથી તમારો incoming call તો આવશે બટ તમે outgoing call કરશો ને તો ના લાગે અગર તમે outgoing call કરવો હોય તો તમારું main balance હોય ને તો main balance માં દસેક વીસનું balance કરાવી દેજો તો દસેક વીસનું balance હોય તો તમે emergency માં માં call કરી શકો તમારું incoming તો ચાલુ રેસે incoming તો ચાલીસ દિવસ સુધી unlimited આવશે પણ outgoing call ના કરી શકો કેમ કે એ ડેટા વાળું રિચાર્જ છે. બાવીસ ચાલીસ દિવસ માટે ટુ gn per day data રેસે બરાબર સરસ સરસ બઉ સારી રીતે જાણકારી આપો છો તમે તો. હમ આપને જાણકારી આપુ બીજી એક એક બીજો plan મારા ધ્યાનમાં આવે છે

બરાબર અઅઅ ખાલી calling માટેનો છે નવ્વાણું રૂપિયાનો છે હા એ અઢાર દિવસ માટે એતો ખબર છે મને calling માટે અમારામાં બધું છે calling માટે કરવોને તમે તો નવ્વાણુનો છે નવ્વાણુમાં અઢાર દિવસ માટે છે એકસો પાંચમા બાવીસ દિવસ માટે છે અને એકસો સુડતાળીસમાં તમને ત્રીસ દિવસ માટે છે અને ત્યામને ત્રણસો ઓગણીસમા એક મિનિટ હા ત્રણસો ઓગણીસમા પાંસઠ દિવસ માટે છે અને ચારસો ઓગણચાળીસમાં નબબે દિવસ માટે છે અને ચૌદસોનવ્વાણુમાં એક વરસ માટે છે

હમ એ પંદરસો પંદરનો જે recharge છે ને એમાં તમને ત્રણસો પાંસઠ દિવસ માટે two gb per day data રેસે incoming call આવશે outgoing call ના કરી શકો બાકી તમારો ત્રાન્સોપાંસઠ દિવસ સધી તો

તમને હમ બરાબર સરસ આપને જાણકારી આપી દઉં તમે તમારી customer છું મારી call ચાલુ રાખો ચાલુ રાખો કરો છો ના મારે પણ કેવું પડે ને તમે કાપ નાખો તો ના ના ચાલુ જ છે તમે ના કહો તો હું call ના કાપીશ tension ના રાખો સરસ હાજી જણાવશો બીજું જે છે એ છે બસોને જેમ કે બીજા બસો વીસમાં શું મળે છે. બસો બિસમાં full talktime છે ને?

એ બસો બિસમાં જે તમે છેને એમાં તમે એક રૂપિયા gst ના કપાય બસો બિસમાં બસો બિસ મળશે. monetary expense એટલે કે ગરિમા સેલ છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપ ગરિમા નું પૂર્ણ નામ પણ જાણી લો ranking institution mechanism and arrangement એટલે કે ગરિમા શું છે આનું પૂર્ણ નામ પરીક્ષામાં પુછાય છે એટલે કે યાદ રાખી લેજો બધા પ્રશ્નો અને મુખ્ય પદાર્થ IITE indian institute of teacher and education ખાતે કાર્યરત રહેશે તો આટલી બાબત આપણને exam માટે જરૂરી છે તે આપણે આને આવી આવી જિલ્લાઓના કુલ આવું કરવામાં આવી રહી છે પોશન સુધર યોજના ત્યાર પછી સરસ મજાનો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જીએ છે કયા જિલ્લા ખાતે ઉદ્યોગિક ઉપયોગ માટે ભારતનું પ્રથમ સરકારી ડીશ relation થી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું અમદાવાદ ના ભરૂચ સાબરકાંઠા કયો જવાબ આવશે તો આમાં જ તો જવાબ આવશે ભરૂચ જિલ્લા ખાતે કઈ જગ્યા ખાતે ભરૂચ જિલ્લા ખાતે જે છે આનો ઉદઘાટન કરવામાં આવ્યું પ્રશ્નો શા માટે મૂક્યા છે પ્રશ્નો એટલા માટે મૂક્યા છે કે આપણને ખબર પડે કે કે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાય શકે અને આપને ગેસ પણ કરી શકીએ અને પરીક્ષાનો માહોલ પણ ઉભો થાય તો ભારતનું પ્રથમ સરકારી descliration plant તેનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે underline કરી છે એના ઉપર જ ફોકસ કરવાનું છે આપણા કહેવત છે અને ક્ષમતા સો MLD million litter પ્રતિ દિવસ છે એ માહિતી million litter પ્રતિ દિવસ છે તો આપણે છે સીધી સીધી વાત તો આપણે sortified તો કર્યું છે એમાં પણ તમારા કયા કયા છે તેના ઉપર બી આપણે છે underline કરી છે ખાસ plant એટલે કે સમુદ્રનું જે ખારું પાણી છે તેનું શુદ્ધિકરણ કરવું અને શુદ્ધિકરણ કરી પછી શુદ્ધ પાણી પહોંચાડવું આજે desrition plant છે આનો જે છે પાયો કોને નાખ્યો હતો તો ભાઈ એ છે વર્ષ બે હજાર ઓગણીસ માં નાખ્યો હતો અને આપ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જીએનુ લોકાર્પણ કર્યું ઉદ્ઘાટન કર્યું ત્યાર પછી એક સરસ મજાની બાબત જે છે નવી યોજના જે છે કે મુખ્યમંત્રી

બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જે છે તેને શરૂઆત કરવામાં આવી છે લવિંગ યોજના છે પરીક્ષામાં પુછાવાના chances પણ એટલા જ છે નવીન યોજનાના સંદર્ભમાં point target કરવામાં આવશે અને બાળકોના સ્વાસ્થ્ય પર છે આ યોજનામાં એક જ કરવામાં આવશે આની અંદર સાહેબ focus કરીને શું આવશે તો ધ્યાન રાખજો ભાઈ ધ્યાન રાખજો મહિલા ગર્ભ ધારણ કરે એના બસો સિત્તેર દિવસ બાળકના જન્મથી બે વર્ષ સુધી એટલે કે સાતસો ત્રીસ દિવસ કુલ એક હજાર દિવસ લાગશે સ્થાનિક

સંદર્ભમાં કંઈ આપવાની વાત છે કે ખાવાનું આપવાની વાત છે તો ધ્યાન રાખજો આ યોજના અંતર્ગત નાબાજીને દર મહિને આ આંગણવાડી મારફત થી બે કિલો ચણા એક લીટર સીંગતેલ યાદ રાખજો બે કિલો ચણા એક કિલો તુવેર દાળ એક લીટર સીંગતેલ જે છે એ distribute કરવામાં આવશે આ યોજના અંતર્ગત એટલા માટે જે છે આ નવી યોજના છે પરીક્ષામાં શું પુછાય શકે છે એના પર ફોકસ કરીશું ત્યાર પછી છે કે પોષણ પરીક્ષામાં પુછાઇ ગયેલો પ્રશ્ન છે પરીક્ષામાં પુછાઈ ગયેલી યોજના છે આવા થોડો ફેરફાર કરવામાં આવ્યો છે તે ધ્યાન રાખજો કે આપણા જેટલા આદિજાતિ તાલુકાઓ છે ત્યાં આપણા જે મહિલાઓ છે એમના સગર્ભા મહિલાઓને બાળ ખોરાક સ્વાસ્થ્ય માટે પોષણ સોડા યોજના ચલાવવામાં આવે છે તો એના માટેની આ યોજના શા માટે ચર્ચામાં છે કે હવે આને એક્સપાંડ કરવામાં આવી છે આ યોજના જે છે તે extra expand કરવામાં આવી છે અને શરૂઆતમાં પાંચ જિલ્લા એટલે કે દાહોદ વલસાડ મહીસાગર છોટાઉદેપુર અને નર્મદાના જે છે દસ તાલુકામાં આ યોજના લાગુ કરવામાં આવી હતી હવે રાજ્યના જે છે ચૌદ

લાગુ કરવામાં આવી રહી છે પોષણ સુધા યોજના કઈ યોજના સુધા યોજના એટલે આપણે exam ધ્યાન રાખી લેવાનું છે તેમની ગોળીઓ સાથે સાથે એક વખતનું સંપૂર્ણ પોષક ભોજન આપવામાં આવે છે આંગણવાડી પણ નોંધાયેલી તમામ મહિનાઓ જે સગર્ભ મહિલાઓ છે રાત્રી માતાઓ જે છે એમને એક વખતનો જે છે સંપૂર્ણ પોષણ સંબોધન તેમજ iron અને કેલ્શિયમની જે છે ગોળીઓ આપવામાં આવે છે તમામ monitoring બધું કરવામાં આવે છે અને એક્ઝામ માટે જે જરૂર છે એને ધ્યાનમાં રાખીશું ત્યાર પછી ચર્ચાનો વિષય છે ગુજરાત પ્લાસ્ટિકમાં ને થયું કે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનની વાત કરવાની છે આપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની વાત કરીશું વડોદરાની નજીક એટલે કુંઢેરા આ કુંઢેરા કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ વડોદરા જિલ્લામાં ની અંદર આવેલું છે ક્યાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના જે પરિષદ ગુજરાત વિશ્વવિદ્યાલય કેન્દ્રનો પરિષદ છે એનો શિલાન્યાશ પણ કર્યો અને સાથે સાથે national academy of india

માટે જે છે તેને તેનો પણ જે છે સીધા નેપ કર્યો છે તો બે બાબતો પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે વડોદરા ખાતે આવેલી રાષ્ટ્રીય રેલવે પરિવહન નામ બદલવાની પણ તથા યાદ રાખજો નામ બદલીને શું રાખવાનું આવશે તો ભારતીય ગતિ વિશ્વવિદ્યાલય કરવામાં આવશે કેન્દ્ર સરકારે આની જાહેરાત કરી દીધી છે university કેન્દ્ર દ્વારા જે છે university દરજ્જો રાષ્ટ્રીય રેલવે પરિવાર સંસ્થાની યોજના કરવામાં આવી હતી પરીક્ષામાં પ્રશ્ન પુછાય કે રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાની સ્થાપના વડોદરા ખાતે કયા વર્ષમાં કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર ને અઢાર નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે જીકે નો પ્રશ્ન છે ધ્યાનથી સાંભળી લેજો તો આ આને પહેલા રેલવે ઓળખવામાં આવતી હતી એને સ્થાપના વર્ષ ઓગણીસોને પાંચિયાસી માં transportation pole તરીકે કરવામાં આવી હતી જે ભારતની જે છે રેલવે માટે સર્વોચ્ચ તાલીમ સંસ્થા છે આ academy એકવીસ જાન્યુઆરી ઓગણીસો બાવન સુધી

તો સરસ મજાની વાહનોના fitness જે છે testing માટેની નવી પોલિસીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે કે public private partnership ના ધોરણે આ પ્રકારની પોલીસીસ જાહેર કરનાર

રાજ્ય બને છે કેવું રાજ્ય બન્યું છે પ્રથમ રાજ્ય બન્યું છે એટલા માટે આ ચર્ચામાં છે અને નવી પોલીસી છે આપણા દેશનું પ્રથમ રાજ્ય છે તેના માટે જો એવી heavy passenger વિકલ્પ માટે આ નવી પોલીસી છે પહેલી એપ્રિલ બે હજાર તેવીસ થી લાગુ લાગુ થશે જે મીડિયમ મધ્યકક્ષાના passenger લાઈન મોટર vehicle છે તેની પોલીસીસ આજે છે પોલિસિસ બે હજાર ચોવીસ થી શરૂ થશે તો આનો સમયગાળો યાદ રાખવાનો છે પરીક્ષામાં પ્રશ્ન પુછાયેલા આવી રીતે ક્યારથી શરૂ થશે એની પહેલા આવશે પછી લાઈટ પછી આવશે એ છે આની અંદર દર છ મહિને રીન્યુ કરવામાં આવશે agent નિમણૂક કરવામાં આવશે અને પછી સરસ મજાનો પ્રશ્ન આવી ગયો છે ના પ્રવત્સવ યાદ રાખી લેજો બે હજાર બાવીસ માં સાડા પ્રવેશતાઓ વાત કરીશું કયા નંબરનો સત્તર માં નંબરનું જે છે વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળાની આપણા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તો સાડા પ્રવહોત્સવ થયો હતો સત્તર તાલુકો કયો તો વડગામ તાલુકો કયા

પ્રાથમિક શાળા થી સત્તર માં નંબરનું જે છે શાળા પ્રવેશો જે છે શરૂઆત કરવામાં આવી જો આ detail માં ધ્યાનથી જોઈશું સત્તર માં નંબરનો શાળા પ્રવેશવાની વાત કરીશું ભાઈ જૂન મહિનાના ની અંદર જવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય આપી અને રાજ્ય લેવલની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા પાસેથી જે છે સત્તર માં શાળા પ્રવેશશો અને સત્તર માં કન્યા કેળવણી મહોત્સવની જે છે તે શરૂઆત કરવામાં આવી હતી આ પરીક્ષાના સંદર્ભમાં મોસ્ટ આઈએમપી છે ધ્યાન રાખી લેજો મોસ્ટ મોસ્ટ આઈએમપી ક્લિયર

શાળા પ્રવેશોની શરૂઆત ક્યાંથી થયેલી છે તો સાહેબ વરસ બે હજાર ને ત્રણ થી કરવામાં આવેલી છે આ બાબત આપણને યાદ રાખી લેવાની ત્યાર પછી સરસ મજાનો પ્રશ્ન યોગ દિવસ બે હજાર બાવીસ તમને બધાને ખબર છે એકવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ખાલી જગ્યા ખાતે યોજાય હતો યોગ દિવસ જે છે કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો મોઢેરા સૂર્યમંદિર નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી શિવરાજ કુરબિજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કયો સાચો આવશે મિત્રો તો આની અંદર જવાબ સાચો આવશે કયો આવશે અમદાવાદ